એક કામ કર તું આપડા બંને ના નામે જોઈ ને આવ અજય ત્યાં board નામ જોવા જાય છે અને એમને કોઈનું નામ મળતું નથી તે બહાર આવે છે અને બોલે છે કે અરે આપડા બંને નું તો નામ જ નથી. અરે ના હોય ચાલ આપણે બંને જોઇયે હર્ષ ત્યાં જઈ ને જુવે છે તો છેલ્લા પાને અજય નું નામે લખેલું હોય જેને બીજા class માં હર્ષ નું નામ હોય છે હર્ષ નિરાશ થઇ જાય છે અને ત્યાં બહાર આવી ને અજય ને બોલે છે. એ ભાઈ કૉલેજ માં પણ આપડે બંને અલગ થઇ ગયા તો તારો class બી છે અને મારો તો સી છે બંને મિત્રો નિરાશ થઇ ગયા અને બોલ્યા કે કઈ વાંધો નઈ રી રીસેસ. તો છે ને એમાં મળી લઈશુ એમ કહી ને પોત-પોતાના class માં ચાલવા લાગ્યા. ત્યાર બાદ હર્ષ class ગયો તો તેણે જોયું કે ઘણા બધા નવા ચેહરા હતા. હર્ષ ત્યાં આગળ bench પર બેસી ગયો અને class એને ભર્યો અને બસ અજય ની યાદ આવતી હતી કે એને એના class માં નંબર ના class ના નંબર ના આવ્યો એમ એમને એમ class પૂરો થઇ થયો અને બહાર બધા નિકળવા લાગ્યા પછી જેવો class છૂટ્યો તો હર્ષ અજય ના class તરફ જવા નીકળી પડ્યો તો ત્યાં જોયું કે અજય ત્યાં ન હતો એણે બહાર જોયું તો તે ના દેખાયો પછી હર્ષ parking માં ગયો તો ત્યાં તેને ઉભો જો જોયો અને એ એ બે ત્રણ છોકરીઓના સાથે આ અજય એના નખરાઓથી બાજ નહીં આવે. એમ કહી ને ત્યાં એના જોડે પહોંચ્યો તો બધી છોકરીઓ ત્યાંથી ચાલવા લાગી. અરે હર્ષ તું ક્યારે આવ્યો તું બધી છોકરીઓ જોડે ગપ્પા મારતો હતો ત્યારે એ એ તો કીધું કે એના ગપ્પા પુરા થાય એટલે એની વા એની સાથે વાત કરું તારા સ્કૂલ ના નખરા તું ભુલ્યો નથી અરે ક્યાંથી ભુલાય મારી મારા જૂની friend છે અને અમે મજાક કરીયે છીએ આહા હવે કૉલેજ માં એ છોકરીઓ ના પટાવ છોકરીઓને ની પટા ની ને પતાવ. ના ના ભાઈ એ તો just friend જ છે. હા ભાઈ હા બધું જાણું છું, ખબર છે તારા આગળનો. બે ચક્કર વિષે આગળ ના બે ચક્કર વિષે. ના ભાઈ એ તો just friend હતા એમ કહી ને અજય વાત ને ફેરવી નાખે છે અને બોલે છે ચલ ભાઈ ચલ નહીં તો પેલી નીકળી જશે. એમ કહીને હર્ષ ને bike પર બેસાડીને ત્યાંથી કોલેજ ની બહાર આવી જાય છે અને અજય કોલેજ ની બહાર bus stand માં હર્ષ ને ઉતારી ને કહે છે આજે ભાઈ તું ઘરે બસમાં જજે મારે એક અગત્યનું કામ યાદ આવી ગયું છે. હા ભાઈ હા જાઓ જાઓ મને ખબર છે તમારૂ અગત્ય નું કામ શું છે ગપ્પાં મારવા જો જો જાઓ છો પેલી છોકરીઓ જોડે ના ભાઈ એવું કઈ નથી ના ભાઈ એવું જ છે. અને હા જા મેં ક્યાં ના પાડી પણ અમે બોવ મજા લેવામાં જ મજા છે ખબર છે આ તું મને પચીસ મી વાર બોલે છે. સારું કહેવાય ભાઈ તને યાદ તો છે કે હું પચીસ મી વાર બોલું છું. ચાલ bye નીકળું એમ કહી ને અજય ત્યાં થી ચાલ્યો ગયો અને હર્ષ ત્યાં bus stand ની બહાર રાહ જોવા બેસી ગયો. મિત્ર હર્ષ બસની રાહ જોતા જોતા તેની નજર એક પાલ અમ પા parlor પર પડી એને થયું કે બસે નવા બસે આવા માં late થઇ ગયું છે અને તરસ બોવ લાગી છે એટલે તે ત્યાં parlor એ પાણીની bottle ભરવા ચાલ્યો ગયો. ત્યાં parlor એ જઈ ને જોયું તો કોઈ ન હતું પણ અંદર રૂમ માં અવાજ આવી રહ્યો હતો. હર્ષે બૂમ પાડી કે અરે કોઈ છે અંદરથી અવાજ આવ્યો હા બોલો ને શું જોઈએ છે? અવાજ ખુબ રમણીય હતો પણ ચહેરો દેખાવા નતો મળ્યો મારે પાણી ની bottle લેવી છે એ હા બહાર ની એવા fridge માંથી લઇ લો હા પૈસા મેં અહીં મુક્યા છે અંદર થી અવાજ આવ્યો.

એને જોતા જ રહી ગયો જાણે કે કોઈ કોઈ પરી જોઈ લીધી હોય એમાં જયારે કોઈ સારી વ્યક્તિ ને આપનો time જોવા માં કાઢીયે તો શું બોલે છે સાંભળવાનું બંધ થઇ. થઇ જાય છે એટલે તે શું~શું બોલે છે અને તે ત્યાં~અને તે ત્યાં હાલત શું છે તે ભૂલી જવાય છે હર્ષ પણ તેને જોતા રહી ગયો અને એવામાં જ અવાજ આવ્યો એ હલો

થોડી વાર માં bus આવી અને એમાં એ બેસી ગયો અને તેણે એ છોકરી ને મળવાનો ના વિચાર આવા લાગા હર્ષ માનોમન ખુશ થવા લાગ્યો એ કેટલી સુંદર છોકરી અને એ parlor ચલાવતી. એવા બધા પ્રશ્નો એને મન માં થવા લાગ્યા એમ ને એમ ઘર આવી ગયું ઘરે જઈ ને એ એના room માં જવા લાગ્યો ત્યાં મમ્મી એ બૂમ પડી કે ચાલ હવે ખાય તો લે ત્યાં table પર હર્ષ ની બહેન સીમા પણ બેઠી હતી અને તે હર્ષ ને આવતા બોલી આવતા બોલી હતી કે કેમ ભાઈ કોલેજ માં પેલો દિવસ કેવો રહ્યો સારો હતી બેહના અરે ભાઈ. સારો કે ખુબ સારો અરે બહેન એમાં કેવોક હોય સારો જ હતો મ કહી ને જામી ને એના રૂમ માં ચાલ્યો ચાલ્યો જાય છે અને. તે બપોર ના પોર માં સુતા સુતા હર્ષ એક જ ચેહરા ને યાદ કરે છે એ છોકરી કેટલી સુંદર હતી અને એનો અવાજ અને બોલવાનો હાવ ભાવ બધી જ નિહાળી રહ્યો હતો એમના. એમ ને એમ હર્ષ સાંજે ઉઠ્યો અને વિચાર્યું કે કાલે ફરી થી એ દુકાન એ જઈશ અને એને મળીશ એમ વિચારી ને એને એના મન પર control કર્યું. એમને એમ બીજો દિવસ થઇ ગયો અને હર્ષ સવાર માં વહેલા ઉઠી ને તૈયાર થઇ ગયોઅને સવારે ત્યાં એના ઘર નજીક મંદિર હતું ત્યાં દર્શન કરવા ચાલ્યો ગયો ત્યાં ગયા પછી એને વિચાર્યું. કે આજે તો ત્યાં દુકાને ફરી થી જઈ ને કંઈક નું કંઈક વસ્તુ ખરીદી લવ ખરીદી કરું પણ આ પાણી નું બહાનું બોવ સારું હતું કારણ કે એ હર્ષ ને બીજું કઈ ખવાનું પસંદ ન હતું.

કોઈ ના જોડે માંગવું ના પડે અને બીજા બીજું કે bottle પણ ના ખરીદવી પડે કાલે તારા બેગ માં પાણી ની bottle તે લીધી હતી ત્યાં સારું પાણી તું લઇ જા જે આખો દીવસ.

અજય હર્ષ ને લેવા આવે છે અને બંને કૉલેજ ચાલ્યા જાય છે ત્યાં બનને class ભારે છે અને બંને જણા છૂટે છે એટલે હર્ષ ને ત્યાં bus stand ઉતારી ચાલ્યો જાય છે અને.

બસ બિલકુલ શાંતી ચાલે છે. કેવું તમાર કેવું ચાલે છે?

કામકાજ બસ એ જ routine આપણે.

Office માં જવાનું છે. study classes હોય સવાર માં.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 study માં તો એવું હોય જો એક દિવસે ને એક દિવસે અગીયાર થી બાર વાગ્યા લગી ના classes હોય પછી lab હોય ને પછી ત્રણ વાગ્યા થી office બરોબર અને જમવાનો Time કેટલા વાગ્યાનો કાઢી લો? જમવાનો Time તો હોય ને ત્યાં પછી આવે બે અઢી વાગ્યા થી. ત્રણ વાગ્યાની વચમાં જમી લેવાનું પછી સવારમાં નાસ્તો કરી લેવાનો ઊઠીને.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

ઘણું ફાવી ગયું. જે બે language શીખવાડી એ બધી આવડી ગઈ.

હવે java શીખીએ છીએ last મહિનો છે.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

બીજો એટલે એ કર્યા પછી બીજો બી course કરવો પડે? હા એટલે આખું પતાઈ નાખું ને આને frontend કેવાય જે કરું છું ને ચાર પાંચ મહિનાનો પછી એના પછીનો backend આવે એ backend કરીશ. total કેટલા વર્ષનું આવે આ બધુ?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 બે મહિના જેવુ એમ. બરોબર એમાં કોઈ fees કે એવું હા છે fees આવે છે આ ચાર મહિનાની અઠાવીસ હજાર fees હતી. એક સાથે અઠાવીસ હજાર ભરી દેવાના પછી ત્યાંથી અલગ અલગ બીજું તો કઈ ના હોય આપડે interview ને આપીએ તે હોય બીજું તો.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

નહીં નહીં એક જ એ ચાર પાંચ મહિનાના અઠાવીસ હજાર એટલે સમજી લ્યો ને એક મહિના ના પાંચ સાડા પાંચ છ હજાર જેવુ થાય.

પછી back end ની fee તો વધારે હશે લાખ દોઢ લાખ રૂપિયા. કેમ કે એ બહુ લાંબો course આવે છે મોટો course.

બહુ વધુ પડે એવું લાગે. નહીં કેમ કે આ private education માં તો હોય ને ટુંકમાં. government માં કરવું હોય તો કેટલા થાય? governmen લગભગ છે જ નહીં આનું.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 બરાબર જે તમને ખબર કઈ રીતના ખબર પડી કે આ course કરવાથી આટલા અમે તો અ ટુંકમાં engineering કરીએ ને તો બધા ત્યાં student આડા અવડા મતલબ research કરતાં હોય તો youtube માં જોયું પછી ટુંકમાં એ electrical engineer કરી degree કરવાની ઈચ્છા નહોતી diploma પછીતો પછી હું કવ આ કરી નાખીશ એક બે વર્ષ માં પતી જાય ને પછી job ઉપર લાગી જઈએ એટલે ટેન્શન નહીં.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

તો પછી કઈ નહીં બે અઢી વર્ષ એક દોઢ બે અઢી વર્ષ માટે કંપનીમાં job તરીકે રેવાનું. પછી ત્યાં સારો પગાર હોય તો ત્યાં રહી જવાનું પછી આપણે એમ થાય કે નથી મજા આવતી ખુદનું કરવું છે તો આપણે ખુદની સમજી લો દુકાન ને એ બધુ નાખી લેવાનું contact base ઉપર આવે કે તમને આપી હોય website બનાવાની સમજી લો કંપની તરફથી. benefit એટલા છે એ કે એક મહિનાનું એટલું તમને છે એ તમે પંદર દિવસમાં કરી દયો તો તમારે બીજી તો થાય એટલે એ તો આપણી ઉપર જ હોય પછી.

એ રીતના બરોબર બરોબર ઘરનું એ રીતના. પછી કંપની ખોલવી હોય તો મતલબ આવી રીતના તમે classes ને એ કરાવી શકો. જો તમને બહુ વધારે ખ્યાલ આવી ગયો હોય તમારા વધારે ખ્યાલ આવી ગયો હોય તો આપણે પોતાના classes ખોલી શકીએ અને છોકરાઓને શીખવાડી શકીએ. હા એ છે પછી એમાં કોઈ સાટું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 હા કઈ નહીં કરાય બે અઢી વર્ષ માટે Job ઉપર રેવાય ને પછી છે ને ઘરનું ખોલી લેવાય ચાર પાંચ જણાં જે અમે ભેગા છી ને હા આપણે ઘરનું ખોલી તો benefit વધારે મળે.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 બાકી તમે શું job ને તમારે શું છે. બસ મારે તો job અત્યારે Tat one ની Tat two ની ચાલે છે તૈયારી. અત્યારે ફુલ જોશ માં તૈયારી કરું છું. હા ને સાઇડ માં અ classes બી ચલવું છું tuition classes tution classes માં minimum પંદર થી સતર અઢાર છોકરા આવે છે. એક છોકરા પાછળ પાંચ સો રૂપિયા ફી લવ છું. ગામમાં તો વધારે લે છે પણ હું ખાલી પાંચ સો રૂપિયા લવ છું. બરોબર.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

એટલે સાંજે એ લે ને સવારે હું લવ એવું છે. બરોબર છે. સવારે કેટલો ટાઇમ માટે? સવાર અમે વહેલા સાત વાગે સાડા સાતે.

નવ વાગ્યા સુધી. નવ વાગ્યા પછી અહિયાં. હા નવ વાગ્યા પછી આપડે job ઉપર એમ ને

એક થી દસ છોકરા સુધી નો એટલે તમે તમે કેટલા ને હું આઠ થી નવ દસ. આઠ નવ દસ. બરોબર.

એટલે બધા તમે subject નો લયો કે કોઈ એમ નક્કી કરેલો છે? જે subject છોકરાને ફાવતું ના હોય તો એ છોકરું કે મને આ નથી ફાવતું તો એને આ શિખવાડવાનું. બરોબર છે. તમને બધુ ફાવી જાય? હા ના થોડું hard તો પડે અત્યારનું શિક્ષણ તો. અમે તો પહેલા વખતે ભણેલા એટલે અમારે તો ગણિત ને ગણિત ને english ને બધુ hard પડે અમને તો. પણ થોડું આગળ થી થોડું રાખીએ તૈયારી એટલે ખબર પડી જાય. અને છોકરા પણ અમુક હોય ને talented માં એટલે એ લોકો એ લોકો ક્લાસ માં શીખતા હોય ને એટલે એ લોકો અમને થોડી જાણ કરે કે આ રીતે અમને ક્લાસમાં શીખવાડે છે. એટલે એના આધારે અમને ખ્યાલ આવી જાય કે આ બરોબર છે.

હા એટલે થોડું પેલું ક્લાસમાં છોકરું નું થોડુંક mind રાખેલું અમુક છોકરા સારા હોય ને એટલે એ લોકો ને તો ખબર પડી જાય ને. કે આમાં આ કરવાથી આ થાય આ કરવાથી આ થાય એટલે એ લોકો એ છોકરા ઓ અમને કેતા હોય કે અમને ક્લાસમાં આ રીતના શીખવાડે છે ગણિત માં તો પછી એના આધારે અમે મુદ્દા ના આગળનું જે ઉદાહરણ કે જે હોય ગણિતની અંદર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

સવારમાં તમે સાંજે wife તમારા. હા અને સાંજે હું મોડા ટયુશન સાંજે આઠ વાગ્યા સુધી લઉ. અમુક છોકરા બીજા હોય ને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

હા દસ વાગે જમવાનું બનાવાનું ચાલુ થાય.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 ગજબ મોડું મોડું એમને. એટલે દરરોજ આ route હે ને દરરોજ નો અત્યાર નો નહીં, પહલે થી અમદાવાદ માં જ્યારથી અમદાવાદ માં રહેવા આવ્યા ને ત્યારની અમારો ખાવાનો route તો સાડા દસ નો જ. હા અને ઊંઘવાનો ટાઇમ બાર વાગ્યા પછી.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 પાંચ સાડા પાંચે તો ઉઠી જવાનું.

સાડા પાંચે તો એલાર્મ રાખીને મૂકી દઈએ એટલે એલાર્મ એલાર્મ વાગે એટલે ઉઠી જ જવાનું. હા પાણી છ ને પંદરે આવી જાય એટલે છ ને પંદરે પાણી આવે એટલે પછી પાણી ભરી ને. હા એ બધુ ધ્યાન રાખવું પડે સિટી માં નકર જતું રહે એટલે બોર. હમ્મ હમ્મ પાણી જે આવતું હોય ને એટલે એ જ ભરવું પડે અમારે.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

પછી તમારે એટલે અમદાવાદમાં રહયો છો કઈ સાઇડ રહયો છો?

ત્યાંથી તમારી ઓફિસ કેટલી છેટી થાય અંદાજે.

ચાલતો ત્યાંથી નીકળુ દસ મિનિટ થાય પાલડી થી અહિયાં આવું એટલે.

દસ જ મિનિટ. fast ચાલુ fast ચાલુ તો સાત મિનિટ થાય. તો ત્યાં તમે ઓફિસે જાવ ત્યાં તમને કેટલુ salary આપે છે.

હા wife job કરે એટલે કોઈ problem નહીં. અને કે કેટલા ટાઇમ થયા ઓફિસ માં મતલબ job ઓફિસ માં તો અહિયાં ઓફિસ માં તો દોઢેક વર્ષ જેટલું થઈ ગયું. દોઢેક વર્ષ થયું એટલે જૂના થઈ ગયા એમને. બરોબર અત્યારે વધારે પડતું આ તૈયારી છે એ ચાલુ છે.

આ તો part time job કરીએ અત્યારે. પછી tet ની ને એ તૈયારી કરી ને પછી શું કરશો?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

exam exam પાસ કરીએ એટલે શિક્ષકની નોકરી મળી જાય government માં.

ખાલી exam પાસ કરો એટલે પૂરું. આમાં તો એમ જ હોય બીજું કઈ ના હોય exam પાસ કરી લ્યો એટલે પૂરું. બીજું કશું જ નહીં આવે ખાલી એમાં government ની અંદર શિક્ષક થવું અને એક exam જ પાસ કરો મહેનત તમે રાત દિવસ રાત દિવસ મહેનત કરો તો તમને એનું ફળ મળે. પછી તમે એક બે કલાકનું વાંચન કરો તો મેળ ના પડે. એમાં તો સમજી લયો એક થી પાંચની તમારે tet ની exam હોય એટલે બધુ GK ને બધુ

તો તો તમને બધુ એમ કે ટયૂશન ને એ ચાલે કેમ કે તમે એની તૈયારી કરો છો એટલે તમને ખ્યાલ હોય જ ને. હમ્મ પણ અમુક આઠમા નવમા નું દસમાં નું ગણિત હે ને અઘરું એટલે ખબર જ નહીં પડતી. એના પાઠ બી એટલા બધા ગુજરાતી હિન્દી ના પાઠ બી એટલા અલગ અલગ થઈ ગયા ના

પેલા તો અમારે હું બારમાં માં હતો ને એ વખતે છ વિષય હતા છ વિષય. હા છ વિષય હતા ને છ વિષયમાં તો આપણે સારું હતું હવે તો આઠ વિષય દસ દસ વિષય.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 વધારે થઈ ગયા છે ને પેલા બધુ ભેગું આવતું ને અત્યારે અલગ અલગ થઈ ગયા.